પર્લમા વ્હાઇલ એન્ડ do વ્હાઇલ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું પર્લમા વ્હાઇલ લૂપ
પર્લમા do વ્હાઇલ લૂપ હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5142 તેમજ હું ગેડિટ ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ
તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો
તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે
પર્લમાં ફોર અને ફોરીચ લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે
સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો
પર્લ પર્લમાં વ્હાઇલ લૂપ કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ બ્લોક કોડને એક્ઝીક્યુટ કરશે
વ્હાઈલ લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે વ્હાઇલ સ્પેસ ખુલ્લું કૌંસ કન્ડિશન બંધ કૌંસ ખુલ્લું છગડીયા કૌંસ કન્ડીશન ટ્રૂ થવાથી કોડનો ભાગ એક્ઝીક્યુટ થાય છે
બંધ છગડીયા કૌંસ કન્ડીશન સંતુષ્ટ ન હોય તો શું થાય છે
તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થયા વગર બાહર નીકળશે
ચાલો વ્હાઈલ લૂપનું ઉદાહરણ જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ વ્હાઇલલૂપ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ Enter એન્ટર દબાવો
આ ગેડિટ
મા whileloopપીએલ ફાઈલ ખોલશે
હવે આપેલ કોડ ટાઈપ કરો
હાશ એક્સક્લેમેશન માર્ક સ્લેશ ઉ એસ આર સ્લેશ બિન સ્લેશ પર્લ Enter એન્ટર દબાવો
ડોલર આઇ ઇસ ઇક્વલ ટીઓ ઝેરો સેમિકોલોન Enter એન્ટર દબાવો
વ્હાઇલ ખુલ્લું કૌંસ ડોલર આઇ લેસ થાન ઓર ઇક્વલ ટીઓ ફોર બંધ કૌંસ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ વેલ્યુ ઓએફ આઇ કોલોન ડોલર આઇ સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ સેમિકોલોન Enter એન્ટર દબાવો
ડોલર આઇ પ્લસ પ્લસ સેમિકોલોન Enter એન્ટર દબાવો
છગડીયા કૌંસને બંધ કરો
ચાલો હું વ્હાઈલ લૂપને સારાંશમા સમજાવું
આપણે બેરીએબલ આઇ ને 0 થી ઈનીશલાઈઝ કર્યું છે
હવે આપણે વ્હાઈલ લૂપને i લેસ થાન ઓર ઇક્વલ ટીઓ 4
આ કન્ડીશન નિર્દિષ્ટ કરીછે
જો કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે
એટેલેકે તે ટર્મિનલ પર પ્રથવાર વેલ્યુ ઓએફ i 0 પ્રિન્ટ કરે છે
પછી i વેરીએબલની વેલ્યુ એકથી વધાવશે
હવે ફરીથી લૂપ કન્ડીશન i4 નું મૂલ્યાંકન કરવામાં આવશે
અને એકવાર જો આઇ ની કિંમત 5 બની જાય છે લૂપ બહાર નીકળવા કરશે
આ કિસ્સામાં વ્હાઈલ લૂપ આઇ ઇક્વલ ટીઓ 0 1 2 3 4
માટે એક્ઝીક્યુટ થશે
ફાઈલને સંગ્રહવા માટે CtrlS દબાવો
હવે ટર્મિનલ પર સ્વીચ કરો
કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી વ્હાઇલલૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે
whileloopપીએલ સિન્ટેક્સ ઓક કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું પર્લ વ્હાઇલલૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે
હવે ચાલો do વ્હાઇલ લૂપ જોઈએ
સ્ટેટમેંટ હમેશા doવ્હાઇલ ઓછામાં ઓછી એક વાર કોડના ભાગ ને એક્ઝીક્યુટ કરશે
જયારે કન્ડીશન ટ્રૂ હોય તો તે પછી કન્ડીશન તપાસી અને લૂપને રીપીટ કરશે
do વ્હાઇલ લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે ડીઓ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ કન્ડીશન ટ્રૂ થવા પર એક્ઝીક્યુટ કોડનાં ભાગ
બંધ છગડીયો કૌંસ પછી સ્પેસ વ્હાઇલ સ્પેસ વિથિન બ્રેકેટ્સ કન્ડિશન અને પછી સેમિકોલોન ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ ડોવ્હાઇલલૂપ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter એન્ટર દબાવો
તે ગેડિટ
મા dowhileloopપીએલ ફાઈલ ખોલશે
કોડનાં આ ભાગને ટાઈપ કરો હાશ એક્સક્લેમેશન માર્ક સ્લેશ ઉ એસ આર સ્લેશ બિન સ્લેશ પર્લ Enter દબાવો
ડોલર આઇ ઇક્વલ્સ ટીઓ ઝેરો સેમિકોલોન એન્ટર દબાવો
ડીઓ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ વેલ્યુ ઓએફ આઇ કોલોન સ્પેસ ડોલર આઇ સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ સેમિકોલોન એન્ટર દબાવો
ડોલર આઇ પ્લસ પ્લસ સેમિકોલોન એન્ટર દબાવો
બંધ છગડીયો કૌંસ
સ્પેસ વ્હાઇલ સ્પેસ ઓપન બ્રેકેટ ડોલર આઇ લેસ થાન ઓર ઇક્વલ ટીઓ ફોર બંદ કૌંસ સેમિકોલોન અહી do વ્હાઇલ લૂપ વિષે વિગતમા સમજૂતી છે
આપણે આઇ ને 0
થી ઈનીશીલાઈઝડ કરીશું
પ્રથમ વખત કન્ડીશન તપાસ્યા વિના ડુ વ્હાઈલ લૂપ વેલ્યુ ઓએફ આઇ કોલોન 0 તરીકે આઉટપુટ પ્રિન્ટ કરશે
દરેક વખતે લૂપ એક્ઝીક્યુટ થવા પર i વેરીએબલ આઇ ની વેલ્યુ એકથી વધાવશે
બીજી વાર i લેસ થાન ઓર ઇક્વલ ટીઓ 4 આ કન્ડીશન તપાસશે
જો કન્ડીશન ટ્રૂ હોય તો લૂપ ફરીથી એક્ઝીક્યુટ થશે
આપણા કિસ્સામાં બીજી વખત ટર્મિનલ પર વેલ્યુ ઓએફ આઇ કોલોન 1 આ આઉટપુટ દ્રશ્યમાન થશે
કન્ડીશન falseથતા સુધી એટલેકે વેરીએબલ 5 થતા સુધી લૂપ એક્ઝીક્યુટ થશે
ફાઈલને સંગ્રહવા માટે CtrlS દબાવો
હવે ટર્મિનલ પર સ્વીચ કરો
કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી ડોવ્હાઇલલૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે
dowhileloopપીએલ સિન્ટેક્સ ઓક કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું ટાઈપ કરો પર્લ ડોવ્હાઇલલૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે
ચાલો હવે વ્હાઇલ અને do વ્હાઇલ લૂપ્સ વચ્ચે વાસ્તવિક તફાવત જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ લૂપ ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter એન્ટર દબાવો
આ ગેડિટ
મા લૂપ ડોટ પીએલ ફાઈલ ખોલશે
હવે બતાવેલ કોડનો ભાગ ટાઈપ કરો
આપણે કાઉન્ટ વેરીએબલ ડીકલેર કર્યું અને તેને ઝીરોથી ઈનીશીલાઈઝ કર્યું
વ્હાઈલ લૂપ કન્ડીશન મા આપણે તપાસીએ છીએ કે વેરીએબલ કાઉન્ટ એ ઝીરો કરતા મોટું છે કે
કન્ડીશન ટ્રૂ નથીતો વ્હાઈલ લૂપ કન્ડીશન એક વાર પણ એક્ઝીક્યુટ નહી થાય
doવ્હાઇલ લૂપ મા આપણે કોડ પહેલા એક્ઝીક્યુટ કરીએ છીએ અને પછી કન્ડીશન તપાસીએ છીએ
તો કોડ એક વખત તો એક્ઝીક્યુટ થશે
પછી કન્ડીશન કાઉન્ટ વેરીએબલ ઝીરો કરતા મોટું છે કે તે તપાસ્યું છે
કન્ડીશન ટ્રૂ નથીતો લૂપ બહાર નીકળશે
ફાઈલને સંગ્રહવા માટે CtrlS દબાવો
હવે ટર્મિનલ પર સ્વીચ કરો અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી લૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે
લૂપ ડોટ પીએલ સિન્ટેક્સ ઓક કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું ટાઈપ કરો પર્લ લૂપ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે
આઇ એએમ ઇન do વ્હાઇલ લૂપ અહી આપણે જોઈએ શકીએ છીએ અહી આઇ એએમ ઇન વ્હાઇલ લૂપ જવું કોઈ પણ આઉટપુટ મેસેજ દ્રશ્યમાન નથી આ મેસેજ જે આપણે વ્હાઈલ લૂપમા પ્રિન્ટ કરવા આપ્યો હતો તે છે
આ સૂચિત કરે છે
do વ્હાઇલ લૂપ કન્ડીશન મૂલ્યાંકન કરવા પહેલા ઓછા મા ઓછી એક વખત એક્ઝીક્યુટ કરે છે
જો આપેલ કન્ડીશન ફળસે હોય તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થશે નહી
મને આશા છે કે હવે તમને તફાવત ખબર પડી ગયી છે
વ્હાઇલ અને do વ્હાઇલ લૂપ્સ પર બસ આટલું જ
સારાંશ માં
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા છે લૂપ પર્લમાં વ્હાઇલ લૂપ અને do વ્હાઇલ સેમ્પલ પ્રોગ્રામ વાપરતા
અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે વ્હાઇલ લૂપ અને do વ્હાઇલ લૂપ્સ વાપરીને જ્યાં શુધી વેરીએબલ ની ગણતરી 10 શુધી ના પહોચે
હેલ્લો પર્લ પ્રિન્ટ કરો
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આ લીંક પર ઉપલબ્ધ છે
આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે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
જોડાવાબદ્દલ આભાર